ક્ટર્ટલ માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે આ વિષે શીખીશું લર્ન કમાન્ડ અને રેન્ડમ કમાન્ડ આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204 અને ક્ટર્ટલ આવૃત્તિ
081 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે
હું ધારું છું કે તમને ક્ટર્ટલ સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
ચાલો નવી ક્ટર્ટલ એપ્લિકેશન ખોલીએ
દશ હોમ ઉપર ક્લિક કરો
સર્ચબારમાં ક્ટર્ટલ ટાઇપ કરો
ક્ટર્ટલ આઇકોન ઉપર ક્લિક કરો
પ્રથમ લર્ન કમાન્ડ વિષે જોઈએ લર્ન વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે
લર્ન કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે
ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે
સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ
ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો રિપીટ 4 છગડીયા કૌંશ અંદર ફોરવર્ડ 10 ટર્નલેફ્ટ 90 અહીં નંબર 10 ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે
હવે લર્ન કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ
ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે સ્ક્વેર તરીકે નામ આપીશું
લર્ન કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે
આ કિસ્સામાં તે સ્ક્વેર છે
ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ
લર્ન સ્પેસ સ્ક્વેર સ્પેસ x ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ
ચાલો 10 ને x દ્વારા બદલીએ નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને સ્ક્વેર કહેવામાં આવે છે
સ્ક્વેર એક ઇનપુટ પરિમાણ લે છે x ચોરસનું માપ સુયોજિત કરવા માટે
નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો સ્ક્વેર કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી
લર્ન કમાન્ડ અન્ય કમાન્ડ સ્ક્વેર શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે
સ્ક્વેર કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે
ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું
ચાલો ટાઇપ કરીએ ગો 200200 સ્ક્વેર 100 સ્ક્વેર 100 કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે
ચાલો હવે કોડ રન કરો
ટર્ટલ કેનવાસ ઉપર ચોરસ દોરે છે
હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ
ચાલો ફરીથી રન કરીએ
ટર્ટલ પરિમાણ 50 સાથે બીજુ ચોરસ દોરે છે
નોંધ લો કે આ કમાન્ડ આ પ્રોગ્રામના સ્કોપ સુધી જ ઉપયોગ કરી શકાય છે
હું એડિટરમાંથી વર્તમાન કોડ રદ કરીશ
ક્લિયર કમાન્ડ ટાઇપ કરો અને કેનવાસ સાફ કરવા માટે રન કરો
આગામી આપણે રેન્ડમ કમાન્ડ વિશે જાણીશું
રેન્ડમ કમાન્ડ ઇનપુટ લે છે અને રીટર્ન આઉટપુટ આપે છે
રેન્ડમ કમાન્ડ માટે સિન્ટેક્સ રેન્ડમ xય છે એક્સ અને ય બે ઇનપુટ્સ છે
એક્સ ન્યુનત્તમ આઉટપુટ સુયોજિત કરે છે અને ય મહત્તમ આઉટપુટ સુયોજિત કરે છે
આઉટપુટ એક્સ અને વાય વચ્ચે રેન્ડમલી પસંદ થયેલ નંબર છે ચાલો એપ્લિકેશનમાં ઉપયોગ કરવા માટે રેન્ડમ કમાન્ડ મુકીએ
મેં ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ કરેલ છે
હું કોડ સમજાવીશ
રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે
અહીં રેન્ડમ 120 કમાન્ડ એક રેન્ડમ નમ્બર પસંદ કરે છે જે 1 થી સમાન અથવા વધુ અને 20 કરતાં સમાન અથવા ઓછી હોય છેઅને વેરિયેબલ એક્સ માં અસાઇન કરે છે
રિપીટ કમાન્ડ અને છગડીયા કૌંશ સાથે શરુ થનાર કમાન્ડો એક વર્તુળ દોરે છે
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો જયારે આપણે આ કોડ રન કરીએ છીએ ત્યારે ટર્ટલ કેનવાસ પર 1 અને 20 ત્રિજ્યા સાથે એક વર્તુળ દોરે છે
ચાલો આ કોડ અમુક વખત રન કરીએ તમે જોશો કે અલગ કદ સાથે એક વર્તુળ દરેક સમયે બને છે દરેક સમયે તમે આ કોડ રન કરો છો અલગ ત્રિજ્યા સાથે એક વર્તુળ કેનવાસ પર દોરાય છે
ચાલો હવે ઉદાહરણમાં લર્ન અને રેન્ડમ બંને કમાન્ડો વાપરીએ
હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ ટાઇપ કરીશ અને રન કરીશ
મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે
હું હવે કોડ સમજાવીશ
રિસેટ કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે
કેન્વાસાઇઝ 300300 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇને દરેક માટે 300 પિક્સેલ્સથી સુયોજિત કરે છે
R G અને B ત્રણ વેરિયેબલ્સ છે જેમાં હું 0 અને 255 ની વચ્ચે રેન્ડમ વેલ્યુ અસાઇન કરીશ
કેન્વાસ્કોલર RG એન્ડ B કમાંડમાં લાલ લીલા વાદળી રંગનું મિશ્રણ પહેલાંના પગલાંમાં આર જી અને બી વેરિયેબલને અપાયેલ વેલ્યુઓ દ્વારા બદલાઈ જાય છે
આ કમાન્ડ રન કરવામાં આવે છે ત્યારે કેનવાસનો રંગ રેન્ડમલી સુયોજિત થયેલ છે
red blue green એ વેરિયેબલ્સનો અન્ય સમૂહ છે જેમાં 0 અને 255 વચ્ચેની રેન્ડમ વેલ્યુઓ રેન્ડમલી અસાઇન થયેલ છે
પેનકલર red blue એન્ડ greenઆ વેરીએબલ દ્વારા લાલ લીલા વાદળી રંગના મિશ્રણ વેલ્યુઓને બદલે છે
red green એન્ડ blueઆ પહેલાના પગલામાં જ રેન્ડમ વેલ્યુઓ સોંપાયેલ છે
કમાન્ડ એકઝીક્યુટ કરવામાં આવે છે ત્યારે પેનનો રંગ પણ રેન્ડમલી સુયોજિત થયેલ છે
પેનવિડ્થ 2 પેનની પહોળાઇ 2 પિક્સેલ્સથી સુયોજિત કરે છે
આગળ વર્તુળ દોરવા શીખવા માટે મેં કોડ દાખલ કર્યો છે
અહીં x વર્તુળનું માપ દર્શાવે છે
છગડીયા કૌંસ માં કોડ દ્વારા અનુસરતા રિપીટ કમાન્ડ વર્તુળ દોરે છે
કમાન્ડોનો આગામી સમૂહ સર્કલ કમાન્ડ અનુસરતા ગો કમાન્ડ છે જે સ્પષ્ટ કરેલ માપ સાથે વર્તુળો દોરે છે
ઉદાહરણ તરીકે સર્કલ 5 5 કદ સાથે ગો કમાન્ડમાં સ્પષ્ટ કરેલ કોડીનેટ્સ એક્સ અને ય પોઝીશન પર વર્તુળ દોરે છે
દરેક વર્તુળ માટે મેં કેનવાસ પર વિવિધ સ્થાનો સ્પષ્ટ કર્યા છે
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો હું આ કોડ ફુલસ્પીડ માં એકઝીક્યુટ કરીશ
તમે રન વિકલ્પમાં સ્પષ્ટ કરેલ કોઈ પણ ઝડપ પર આ કોડ એકઝીક્યુટ કરી શકો છો
હું આ કોડ થોડા વખત રન કરીશ
તમે પેન કલર અને કેનવાસ કલરની રેન્ડમલી સુયોજિત થયેલ વેલ્યુઝમાં તફાવત જોઈ શકો છો
દરેક એક્ઝીક્યુશન ઉપર પેન અને કેનવાસના રંગમાં થતા ફેરફારની નોંધ લો
તમે કોડને ઈચ્છો તેટલી વખત એકઝીક્યુટ કરી શકો છો અને પેન અને કેનવાસની રેન્ડમલી સુયોજિત વેલ્યુઝમાં થતા ફેરફારોની નોંધ લો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લર્ન કમાન્ડ અને રેન્ડમ કમાન્ડ
અહીં તમારા માટે એસાઈનમેન્ટ છે લર્ન કમાન્ડની મદદથી પંચકોણ ચોરસ લંબચોરસ તમારા કેનવાસના ચારેય ખૂણા પર ષટ્કોણ અને કેનવાસ ના કેન્દ્ર માં એક વર્તુળ દોરો
રેન્ડમ કમાન્ડની મદદથી વિવિધ રંગો બનાવો અને તમારા ભૌમિતિક આકાર અને કેનવાસને કસ્ટમાઇઝ કરો
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર